અને આજુ-બાજુમાં આખો કુદરતી દ્રશ્ય છે આ ખુબજ સુંદર અને --

બગીચા નું દ્રશ્ય છે આમાં કેટલા વૃક્ષો દેખાય રહ્યા છે અહ્યા અંધારાનું દ્રશ્ય છે આમાં --

સાધનો પડેલા છે આમાં એક રૂમાલ જીમ ના સાધન પર રૂમાલ પડેલો છે આમાં એવુ --

આ બેડ પડેલા દેખાય છે આમાં દિવાલ પર ખુબ સુંદર બારીઓ દેખાય રહી છે આ એક સુંદર એવા ચિત્ર છે.

ને એમા એક દેખાય રહ્યો છે એક સુંદર.

અંદર ચિત્ર છે તેમાં તેમાં રસ્તો એકદમ સુંદર અને સાફ દેખાય રહ્યો છે.

આ એક ચિત્ર છે તેમા એક ભાઈ ચાલીને આવી રહ્યા છે તેની આજુ બાજુમાં દેખાય રહ્યા છે.

પુઠાનુ બનાવેલું ફાઇબર નું બનાવેલું છે એમાં એક સુંદર સ્ટેજ દેખાયેલ છે.

આમાં આમાં એક મસ્ત બે-બે લાઈટો ગોઠવેલી છે.

દેવામાં આવેલ છે આમાં ફ્રી રુબલ રુબલ હેલ્થ કેમ્પ કેમ્પ નું આયોજીત કરવામાં --

તેમા અલગ અલગ કેન્ડિયો છે તેમા તેના તે અલગ અલગ ફ્લેવર ની કેન્ડિયો છે તેના સ્વાદ પણ અલગ અલગ છે.

આ એક જનરલ સ્ટોર નુ ચિત્ર છે તેમા ઘણી બધી વસ્તુઓ છે તેમા અલગ અલગ ખાનામાં અલગ અલગ વસ્તુઓ વ્યવસ્થિત--

આ એક જીમ નું ચિત્ર છે તેમા અલગ-અલગ કોઈ એક્ટિવિટી માટે અલગ-અલગ સાધનો મુકેલા છે તેમા ડેડ લિફ્ટ --

ખુબ જ મોટુ રનિંગ માટેનુ મેદાન છે જેમા કેટલાક છોકરાઓ રનિંગ કરી રહ્યા છે આ એક વેહલી સવારનું ચિત્ર છે તેમા ખ ખુબ જ સરસ રીતે--

છોકરાઓ રનિંગ કર કરી રહ્યા છે તે તે તેને છોકરાઓ બુટ પહેરીને આવ્યા છે.